એક કૉમ્પ્લેક્સ નુ ચિત્ર છે જેમા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર યુનિયન બેન્ક --

એક સ્ટેજ છે અ જેની ઉપર બે માણસો એક ગીત ગાઈ રહ્યો છે અને બીજો હારમોનિયમ --

અને વચે એક ચિત્ર ડ્રો કરેલુ છે જેની ઉપર પતંગ દોરેલી છે.

બેસીને ફૂલ ચોટી રહ્યા છે યલો કલર ના ફલાવર છે.

બે માણસો દેખાય રહ્યા છે અને છો કે સાત ટેબલ છે ચેર્સ છે જે બ્રાઉન કલર ના છે.

એક ભાઈ ફોટોગ્રાફી માટે અંદરથી લુક આપતા હોય એવું લાગે છે.

તેમા બાહરની બાજુ ઘણા બધા ટુ વ્હીલર મૂકેલા છે.

બાહરની બાજુ ઘણા બધા ટુ વ્હીલર પાર્ક કરેલા દેખાય છે.

પાછળની બાજુ ફુટબૉલ ગ્રાઉન્ડ જેવુ દેખાય છે.

તે પબ્લિક ગાર્ડન ની અંદર ઘણા બધા વૃક્ષો છે.

આ ચિત્રની અંદર એક મોટી ડીશ માં માછલીઓ મુકેલી છે.

આ ચિત્રમાં પોસ્ટ ઑફિસ જોવા મળે છે બાહારની બાજુ પોસ્ટ ઑફિસ નો ડબ્બો મુકેલો છે.

આ ચિત્ર બગીચાનું હોય તેવું જોવા મળે છે.